ત્યાંથી direct નીકળ્યા થલતેજ, થલતેજ સુધી ગયા તા, પણ દસ જ રૂપિયા ticket પણ આમ એક વાર experience કરવા જેવો છે એક વારનો. ઉભું રહેવામાં તો નહીં એમાં તે દિવસે તો જો પાછો sunday હતો evening time હતો અને નવું નવું ચાલુ થયું હતું એટલે public એ હોય. એટલે ત્યારે traffic હતો. બાકી આમાં હું કેય તમારા સ્વામીનારાયણ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ જઈ આયવા?

હા હા બરોબર. હા હા હા બરાબર હમ હા ઈ હારું રયું આમ બધા હું ક્યાંય જઈ આયવા હોયને ઈ બાને એટલે તમારે ઈ બધું complete થઇ ગયું. હા હમ હમ એટલે જ ને ઈ આમ બરાબર હારું કહેવાય એ બહાને ફરાઈ એ ગયુંને હમ આમ હારું છે બહુ હારું કામકાજ કર્યુ છે અંદર બરોબર ને? હા એક વાર આમ ફરવા લાયક છે ટૂંક માં અંદર અંદર તમે બધાઈની ચોખાઇ જોવો management અંદર જયમાં તા? હમ હમ બહુ હારું કામકાજ છે અમારે તો ગયાને તો અમારે traffic હતું બહુ પહી અમે બાર નિકલા બાર જયમાં તા એટલે અમે uber જ બંધાવીને ગયા હતા. management અરે management ની વાત ના પૂછો ભાઈ ક્યાં ક્યાંથી તમને હું માણસો સેવા માટે આયવા છે. અરે ઓલામાં વાત કરતો તો કઈક એશી હજાર હાલમાં છે અને હજી આવકમાં છે કે ઈ સ્વયંસેવક હા પછી તમે ચોખ્ખાઈ જોઈ હતી એના માટે જ હોય ને બીજું શું હોય એમાં. અને કઈ બધું management કરવું કાઈ સહેલું થોડું છે એટલે આ બધું બહુ હા હવે જોઈ ઘરે જાહી તો વળી ઉડાડ લેહી જરાક કારણ કે શોખ તો છે આપડે પતંગ નો તો હા તો આવે જ ને ભલે દિવાળી એ આપડે ફટાકડા ના ફોડીએ પણ જોવે જેમ મેલ આવે એમ આંટો મારશું એવુ નથી કે સંક્રાતિ જ જાવું જો વાત કરવી જોહે ને હજી ક્યારે કરશું વાત તો ઈ જ વિચાર છું હું તો. આજે તો હમણાં હાથ મિલાયવો એટલે હા હમ

હા હા હો ભાઈ college એ જો હમણાં અઠવાડિયા જેવું રજા જેવું છે. એટલે time એ પછી તો હુ પાંચ થી એક નો થઇ જાહે ને એટલે પછી વાંધો નઈ આવે. PG માં તો ભાઈ રહી તો દુનિયાના પણ actually માં room માં છ જ જણા છીએ એમાં અમે ચાર તો જામનગર વાળા છીએ હા ભાઈ.

તો કોઈ ને કેવાનું નઈ ટૂંકમાં કે મારે અહીંયા કૌશિકભાઈ કરીને એક છે ને PG માં એને બધું પાના પકડ બધું રાયખું છે. બાકી આમ છે ને આમાં room મોટો રયો એટલે મોટા voltage વાળું AC હોય. એટલે એમ એમ હમજોને વાંધો આવે CG road એ CG road એ તો અમે CG road એતો અમે હોઈએ જ ભાઈ અમારી આખી gang ફરતી હોય અમાર બસ આનંદ walking એ type નો અરે ઓલો ભીમો ફૂંટી ઈ તો મારા અમારા PG નો માલિક ને અમારા ભાઈબંધ જ થાય એટલે ઈ આવતો હોય એમ. તમાર phone કરવાનો હે પાંચ વાગે નું કીધું તું વાઈગા કેટલા ઈ જોવું છું હવે. હા ભાઈ સાડા ચાર થયા ચાર પાંત્રીસ હુ તમે યાર જે છે યાર હવે અને પેલું deliver આવી ગયું છે parcel આવી ગયું amazon નું હમણાં break લીધો ત્યારે message આયવો તો successfully પેલું Nivea men નું face wash એ દિવસે જ મંગાવું તું પણ તે દિવસે માં આપણે ગયા તા ને પેલા reliance mart માં તો માયલું નઈ એટલે મારો friend હે ને રુચિત એને લઇ લીધું તું પછી મને મયલું નઈ એટલે પછી મેં ના કયરું એટલે મેં પછી online મંગાયું. એટલે ના એમાં મળતું નતું ને એટલે પછી એમ કરવું પયડુ. હા ગ્યા તા ને અંદર બધું જોયું તું પણ ના મેલ આયો jio mart માં નથી ગયા આપડે પેલું ઓલું હે ને reliance mart કે ઈ જ થયું બધું એ? આપણે CA circle વાળી એમાં ગ્યા હતા. હમ ના એમાં બધું છે સારું visit કરવા જેવું છે. બરોબર બરોબર છે. હા અદાણી વિલમાર બસ આ હમ હવે આપડે આમાં ખબર પડી જશે ના washing machine આય્પું હે washing machine આપડે હમણાં ખબર પડી જશે આગળ પેલા યુવરાજ ને એને ખબર પડશે આપડા કરતા વેલા ચાલુ કયરું છે તો હુ એને જાવા દે છે કે કલાક કરવાની છે. હું તમારૂ હુ કેવું કલાક કરવું એ હારું રેહે અહીંયા મોય ગણાઈ જતી હોય તો કા તો તો હારું જ છે આ ભાઈં આમાં આઠ કલાક દઈ દઈએ તો હું તો હુ કઉ? એમાં પાચ થી એક નો time હોય એ ભાઈસાહેબ ગજબ કા હમ કઈ કીધું ખરી તમને સમજાણું કઈ? આવશે હવે અહીંયા જ આવશે ત્રણ minute ની વાર જો આખી એક હભલાતું તો હોય છે કોક સાંભળતું તો હોય છે અંદર બંદર ક્યાંક આમ મને એવું લાગે છે. હું કરવા ભાઈ આમાં તો પાણી ની bottle લાઈ દઈએ હવે ટૂંક માં સમજ કબાટ માં બધું રાખીએ છીએ અઈયા ગમે ત્યારે રાતે તો હુ છે બાકી?

અરે ભાઈસાહબ pantaloons ની તમે વાત ના પૂછો અમે નામ હાલે offer માં કાઈ ઘટે નઈ હો ભાઈ આ બધા હાટુ નાસ્તો લઇ જઉં નાસ્તો કરે નઈ હારા. offer માં આપડે એવું હતું કાઈક હતું સોળ સતર અઢાર december અને minimum thirty percent off મળી જતી હતી તમને per product પર આવી બધી offer હતી. એટલે આવી રીતે હતું બધું હમજ્યાં? અમ હા એમ તો એમાં તો નઈ BMW માં બેઠેલા છીએ હમ એમાં હું રાજપૂત કાકા રહે ને એની પાહે જ છે. ગાડીયોનો આપણે જેવો શોખ છે ને એવો કોઈ નો નઈ એમ તું આપણે ગાડીયો હવે licence આવી ગયું ગાડીનું એટલે એમ safari બફારી આમ હાંકતા હોય ને ઘરે જઈ ત્યારે આમ જાતી હોય આમ ના

હા હા ઈ તો એમજ હોય ને પછી તો પાછા જામનગર બરાબર

Okay આપણા જન લેખક doctor નીમત ઓજા સુમસાન સડક પર ત્રીસ એક વર્ષ નો એક યુવક અમદાવાદ થી વડોદરા તરફ ચાલતો ચાલતા આવી રહ્યો હતો તેમાં પગ માં સાવ હલકી ગુણવત્તા ના sport shoes ખભા પર એક નાનકડો થેલો મન ના મક્કમ ઈરાદા અને હોઠો પર એક ગીત હતું ગીત ગણગણતા એ યુવક નું ધ્યાન અચાનક રસ્તા ની બાજુ માં લાગેલા bord પર પડ્યું તેના પર લખેલું હતું ગતિ માર્ગ પર રુકના મના હૈ થોડીક ક્ષણો સુધી એ યુવક પેલા bord ને ટકતો રહ્યો પછી બોલ્યો અહિયાં રોકાવા પણ કોણ ઈચ્છે છે આટલું બોલી આગળ ચાલવા લાગ્યો એકાદ કિલોમીટર ચાલ્યા પછી તેનું ધ્યાન બીજા એક bord પર ગયું જેના પર લખેલું હતું માર્ગ પે પેડલ ચલના જાનલેવા હો સકતા હૈ તે bord ની સામે જોઈ યુવકે કટાક્ષ ભર્યું સ્મિત કહ્યું અને આગળ ચાલવા લાગ્યો તેને જોયું કે થોડે દૂરે થોડે દુર રસ્તો પલટાઈ રહ્યો હતો એ રહેલા રસ્તા તરફ નિશાની બતાઈ નડિયાદ લખેલું એક મોટું તાક્યું તેને વાંચ્યું તે સમયે અચાનક તેનો ફોન વાગ્યો ફોન પર વાત કરતા કરતા તે યુવક express way તરફ આગળ વધતો રહ્યો હા માં બસ યહાં સે પૈદલ ચાલતા રહા હું કુછ દિનો મેં મેં પહુચ જાઉંગા ઔર બતા ટુ કેસી હૈ થોડી ક્ષણો ના વિરામ પછી તેને કહ્યું બુખાર વુખાર તો નહી હૈ ના રાની કૈસી હૈ અચાનક તેનું ધ્યાન રસ્તા ની બરાબર વચે પડેલી એક યુવતી તરફ ગયું તેને ફોન પર કહ્યું હા માં બાદ મેં બાત કરતા હું લગતા હૈ સડક પર કોઈ મર ગયા ધીમે ધીમે એ યુવક રસ્તા પર પડેલી પેલી યુવતી ની નજીક આવતો રહ્યો એ યુવતી ના હાથ પગ હલી રહ્યા હતા છાતી ઉપર નીચે થઇ રહી હતી અરે આતો ઝીંદા લાગે છે કહી તે યુવક પેલી યુવતી તરફ દોડ્યો યુવતી ની સાવ નજીક આવ્યા પછી એ યુવક ને ખ્યાલ આવ્યો કે રસ્તા ની બરાબર વચે સુતેલી એ છોકરી ધ્રુસકે ધ્રુસકે રોઈ રહી હતી એ લડકી ક્યા હુઆ તુજે યુવકે પૂછ્યું કશો જ જવાબ આપ્યા વગર એ છોકરી આંખો બંદ કરી ને રડતી રહી રુદન ધીમે ધીમે કરુણ થતું ગયું accident હુઆ ક્યા ચોટ આવ્યું છે કે હિન્દી mistake ગુજરાતી બોલતો બોલતો એ યુવકે ઘુતનીયે બેસી ગયો યુવતી એ કોઈ જ ઉત્તર આપ્યો કિસી ને rape કિયા ક્યાં યહા કયું લેટી હો અહી થી વિયો જા મને નાં વાતાવ મને મારા હાલ પર છોડી ડે રડતા રડતા પેલી યુવતી એ ગુસ્સા માં કહ્યું મેં ચલા જાઉંગા લેકિન આ સડક તુમ્હારે બાપ કી નહી હૈ express highway હૈ

બે ડગલા પાછળ જતો રહ્યો યુવતી એ વધારે ઊંચા સાદે કહ્યું એની જ વાટ જોઉં છું કે કોઈ ગાડી આવી મારા કટકા કરી વાયી જાય મરવા કેમ ચાહે યુવકે પૂછ્યું એક ઊંડા નિસાસો નાખી પેલી યુવતી એ કહ્યું જેની પહે જીવતા રહેવા નું કારણ નાં હોય એને મારવા હાટુ કારણ નાં દેવા નું હોય બાતે તો બડી બડી કરતી હૈ એમ કહી યુવક પેલી યુવતી ની નજીક આવ્યો

આગો જ રેજે મારા થી મારે કોઈ વાત નથી કરવી ઠીક છે તે યુવક ત્યાં થી દુર ચાલ્યો ગયો રસ્તા ની બાજુ માં આવેલી પાળી પર બેસી ગયો બેઠા બેઠા તેને પૂછ્યું ક્યાં નામ હૈ તેરા? યુવતી એ કશો જવાબ આપ્યો આંખો બંદ કરી પલાઠી વાળી એક બરાબર મધ્ય માં બેઠેલી મજાક બોહોત હો ગયા ખડી હો જા વારના police કો બુલાકે

પેલી યુવતી સુધી પહોચી ગયો બળજબરી થી હાથ પકડી લીધા અને કહ્યું કે દેખ સામને સે ટ્રક આ રહ હૈ જલ્દી સે ખડી હો જા હાથ છટકાવી પેલી યુવતી વધારે મક્કમતા થી એ જ જગ્યા પર બેસી રહી પાગલ નાં થા દસ second મેં વો ટ્રક તેરે ઉપર સે ગુજર જાયેગા યુવક નો રાગ્વાટ અવાજ બંને જ વધવા લાગ્યા યુવતી નું બાવડું પકડી ને યુવક તેને ત્યાંથી ઉભી કરવા નો પ્રયત્ન કરવા લાગ્યો પોતાનું બાવડું છોડાવવા યુવતી એ યુવક ને નખ માર્યા પણ યુવકે બાવડું છોડ્યું નહી છેવટે અંતિમ પ્રયાસ કરી તે યુવક ના હાથ પર જોર થી એક બચકું ભર્યું બાવડું છોડાવ્યું હતો ટ્રક સાવ નજીક આવી ગયેલો ટ્રક એટલો speed માં હતો કે break લાગી શકવા ની શક્યતા જ નહોતી તેમ છતાં driver એ ટ્રક ની ગતિ ધીમી પાડી મોટે થી horn વગાડ્યા તાકતી હૈ સાલી કહી યુવક બે ડગલાં પાછળ ખસ્યો તેને જોયું કે ટ્રક હવે તેમની સાવ નજીક પહોચી ગયો હતો યુવક પાસે બે રસ્તા હતા કાતો પોત્તે ત્યાં થી ખસ ખસી જાય અને પેલી યુવતી ને તો ટ્રક ના પૈડા ની નીચે અથવા તો પોતાનો જીવ જોખમ માં નાખી છેલ્લે ક્ષણ સુધી એ યુવતી ને ત્યાંથી હટાવવા ના પ્રયત્ન કાર્ય જિંદગી માં કેટલી ક્ષણો express highway પર ના driving જેવી હોય છે

દરેક ના જીવન માં એવી કેટલીક ક્ષણો આવતી હોય છે જ્યારે સાચો હોય કે ખોટો સમયસર નિર્ણય લઇ લેવો અગત્ય નો હોય છે કારણ કે એવી પરિસ્થિતિઓ માં નિર્ણય લેવા માં વિલંબ કરવો એ સૌથી મોટી દુર્ઘટના હોય છે પેલા યુવક એ પણ નિર્ણય કરી લીધો યુવતી તરફ તે રસ્તા પર બેઠેલી યુવતી નું પોતાના બંને હાથ પર ઉચકી લીધી રસ્તા ની બાજુ પર ફેંકી દીધી પોતાનું સંતુલન ગુમાવવા થી એ યુવક પણ રસ્તા ની બાજુ પર ફેકાઈ ગયો એક સમય પોતાના ભારે ભરકમ વજન થી રસ્તો ધ્રુજારતો પેલો ટ્રક side પર પડેલા આ બંને જના થી એક હાથ ના અંતરે થી નીકળી ગયો જમીન પર પડેલો યુવક માંડ ઉભો થાય એ પેલા યુવતી એ તેના પર હુમલો કર્યો યુવક નું શર્ટ પકડી જોર થી તમાચો માયો મોટે થી ચીસ પાડી હું કરવા બચાઈ મન દિલ થી એની ચીસ આક્રમ માં ફેરવાઈ ગઈ ધીરે ધીરે રુધન વધારે કર્કશ કરુણ થતું ગયું તેના ખુલ્લા રહી ગયેલા મોઢા માંથી લાળ ટપકવા લાગી રડતા રડતા ઘુટણ પર બેસી ગઈ સ્તબ્ધ બની ગયેલો એ યુવક થોડી વાર સુધી એ યુવતી ને નિહાળતો રહ્યો તેનો ગુસ્સો શાંત થાય તેની રાહ જોતો રહ્યો ગાલી કયું દેતી હો એક તો જાન બચાઈ અને ઉપર થી કોને હમ આપ્યા હતા તારા રસ્તે તારા રસ્તે છાના માના વાયા જવું ટુ ને ઠીક છે ચલા જાતા હું યુવકે પોતાનું શર્ટ સરખું કર્યું bag ખભા પર નાખી ને જે દિશા માં ટ્રક ગયેલો એ દિશા તરફ કોઈ ને સંબોધી ગુસ્સા માં કહ્યું ઓ ભાઈ માં લે લે ઇસકો લેકે જા એટલું બોલી યુવક પોતાના રસ્તા પર આગળ ચાલવા લાગ્યો બે ડગલા આગળ ચાલ્યા પછી તેને પાછું વળી ને જોયું ને કહ્યું

તેને પાછું વળી ને જોયું તે યુવતી સડક ના કિનારે આવેલી પાલ પર ટેકો દઈ બેઠેલી તેની ઉદાસ નજર રસ્તા ની બરાબર વચ્ચે ગરમ ડામર ની જેમ ચોંટી ગયેલી યુવક પાછો ફર્યો યુવતી ની બાજુ માં તેના થી થોડો દુર બેઠો થેલા માંથી પાણી ની એક bottle કાઢી યુવતી ની બાજુ માં મૂકી દીધી પોતાના ખિસ્સા માં રહેલી બીડી કાઢી સળગાવી થોડી વાર સુધી બંને વચે કાળી અંધારી રાત જેવી જળવાઈ રહ્યો યુવક પોતાની બીડી પીવા માં હતો અને યુવતી પોતાની ઉદાસી માં એક બીજા થી સાવ થોડા જ અંતરે બેઠેલા હોવા છતાં પણ બંને ની નજર અલગ અલગ દિશા માં હતી એક પોતાનું ભૂતકાળ યાદ કરી ને ઉદાસ હતી

તેમ છતાં બંને થોડી વાર સુધી એક બીજા ની બાજુ માં શાંતિ થી બેઠા રહ્યા કારણ કે તેમની વચ્ચે નો લઘુત્તમ સામાન્ય અવયવ લાચાર હતો દુખ અને તકલીફો સિવાય એક બીજા સાથે shear કરવા જેવું તેમની પાસે કશું જ નતું નામ નહિ કહા તુમને બીડી નો એક ઊંડો ક્ષ મારી એ અલગ જ દિશા માં જોઈ રહેલા યુવકે કહ્યું રસ્તા ની આરપાર જોઈ રહેલી યુવતી એ સ્થિર રહેલી કહ્યું લાખી કોનસા યુવક હવે યુવતી ના ચહેરા સામે જોઈ અને પૂછ્યું રસ્તા પર જ થીજી ગયેલા ચહેરા અને નજર સાથે લાખી અપેક્ષા તને કેવી રીતે ખબર કે હું એની નથ આ સવાલ સાંભળી યુવક થી પોતાનું હાસ્ય નાં રોકાયું તે ખડખડાટ હસવા લાગી એનું હાસ્ય સાંભળી રસ્તા પર ચાલતી પેલી લાખી ધીમે ધીમે તેની નજર યુવક ના હસતા ચહેરા પર પડી sorry હંસી આવી બંને હાથ ઊંચા કરી યુવક એ કહ્યું પછી અચાનક ગંભીર થયેલા ચહેરા સાથે કહ્યું અહી કે લોગ અપને ઘરો પે હોતે હૈ સડકો પે નહિ હોતે હૈ પછી એક લાંબા નિસાસા સાથે યુવકે આકાશ તરફ ગુમાડે ચડી ને કહ્યું સડકે તો હમ જેસે બન્જારો કે લિયે હોતી હૈ મને બચાવી હું કામ આંખો માં ભરાયેલા ખાબોચિયા સાથે લાખી એ પૂછ્યું કોરોનાના કારણે શિક્ષણમાં આવેલ હકારાત્મક પરિણામ પરિવર્તન કોરોનાની નકારાત્મક અસર સામાજિક આર્થિક રાજકીય ધાર્મિક આરોગ્ય વહીવટ જેવા અનેક ક્ષેત્રમાં થઈ છે. ત્યારે તેની અસર શિક્ષણ પર પણ થઈ છે. તે સ્વાભાવિક છે. lockdown ચાલુ થયું ત્યારથી આખા દેશમાં શિક્ષણ કાર્ય લગભગ પડી ગયું છે. શાળા college ના ધમધમતા વર્ગો આજે સંપૂર્ણ બંધ છે. વિદ્યાર્થી અને શિક્ષક એકબીજાથી અઘરા થઈ ગયા છે. મોટાભાગની પરીક્ષાઓ પણ હજી હજુ સુધી લેવાય નથી. આવા સંજોગોમાં આવા સંજોગો વચ્ચે આપણે કોરોના ને કારણે શિક્ષણ ક્ષેત્રે કેટલાક પરિવર્તનો જોવા મળ્યા છે. તે આપણે જોઇશું તેમાં નકારાત્મક અસર પણ થઈ છે. તે રીતે હકારાત્મક અસર પણ કરી છે. કોરોનાને કારણે શિક્ષણ ક્ષેત્રે કેટલાક ફાયદા પણ થયા છે. સૌથી મોટું પરિવર્તન કે ફાયદો થયો હોય તો એ છે. કે વિદ્યાર્થીઓ વર્ગખંડ બહાર અભ્યાસ કરતા થયા. અને શિક્ષકો ઘરેથી ભણાવતા થયા. online ના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ થયું છે. જે ખ્યાલ પર આપણને વિશ્વાસ ન હતો. તે આજે બધા જ સ્વીકાર્યો છે. આજે સૌ સ્વીકારતા થયા. અને શાળા બહાર પણ શિક્ષણ કાર્ય થઈ શકે. એ જોયું આજે internet smartphone અને computer દ્વારા વિદ્યાર્થીઓ શીખતા થયા છે. ઘેર બેસીને જાતે સ્વ અધ્યાય કરે છે. કેટલીક શાળાઓ કોલેજો technology બાબતે સગવડતાઓ કરી છે. તો સરકારને પણ તે અંગે વિચારવા માટે પ્રેરિત કરી છે. આજના technology ના યુગમાં પણ આપણે ત્યાં એવી માન્યતા છે. કે પાઠ્યપુસ્તક જેટલું જ શીખવાનું અને શિક્ષક શીખવાડે તો તે વિદ્યાર્થીઓને આવડે શિક્ષક પાઠ્યપુસ્તકનો એક એક શબ્દ શીખવાડ

Online education ને કારણે શિક્ષકો material તૈયાર કરતા થયા છે. આપ આજે આપણી પાસે ખૂબ જ મોટો પ્રમાણમાં digital material તૈયાર થયું છે. કે જે

વિદ્યાર્થી સામે સંપૂર્ણ સ્વસ્થ રહેતો. શિક્ષક કેમેરો સામે ગભરાઈ ગભરાઈ જતો હતો. તે શિક્ષક આજે camera સામે આવતો થયો છે. આ સમય માં સક્રિય સારા હોશિયાર બનતું શિક્ષકો એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ વિદ્યાર્થીઓ સમાજ અને સરકારની નજરમાં આવ્યા છે. નિષ્ક્રિય શિક્ષકોની પણ ઓળખ થઈ છે. નવરાશની ફળોમાં શિક્ષકો ઈતર કે શિસ્ત વાત કરતા થયા છે. તો ઘણા શિક્ષકો નવ નવ લખી પોતાની કલમનો

જ્ઞાનનો ખ્યાલ આવ્યો હશે. તે પોતે technology માં કે અન્ય રીતે કેટલો આગળ છે. કે પાછળ છે. તે એને જાણવા મળ્યું હશે. જેને આધારે આપણે ખાનગી શાળાઓ તો કેટલીક શિક્ષકોને નોકરી પણ ચાલુ રાખ્યા તો કેટલાકને કાઢી પણ મૂક્યા. જે શિક્ષકને સંચાલકોએ સંચાલકે નોકરીમાંથી દૂર કર્યા છે. જે શિક્ષકો વિચારવાનું થાય છે. કે બીજા શિક્ષકોને નોકરીમાં ચાલુ રાખ્યા છે. અને તેમને કેમ દૂર કર્યા હશે. તો એનું કારણ તમારા કામ અને આવડત થી જ શાળાનું સંતોષ ન હતો. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકો તો ઘેર બેસીને ઘેર ઘેર જઈને વ્યક્તિત્વ બાળકને બાળકોને શીખવાડતા હતા. કે સલાહ આપતા હતા જેના કારણે વાલીઓ અને શિક્ષકો ઉપર વધુ વિશ્વાસ બેઠો શિક્ષકો અને વાલીઓ એકબીજાની નજરમાં આવ્યા. શિક્ષકો ઘરેથી ભણાવતા થયા. અને બાળકોથી ઘરેથી ભણતા થયા છે. જેથી કાલે એવું પણ બની શકે. કે શિક્ષકો શાળા college માં રજા પર રહેવાનું કહે છે. તો આચાર્ય જણાવશે કે રજા પર રહો. પણ કાલે કેટલા વાગે તમારે online થઈ lecture લેવાનું થશે. અને શિક્ષક ક્ષેત્રે અને office ના વર્ગ work to home કરવા માં આવતું હતું. એમ શિક્ષકમાં પણ હવે થવા લાગ્યું છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ જ જશે. અત્યાર સુધી વર્ગખંડમાં લેવાથી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં જ બેસીને online આપતા હતા. સમય અને ચર્ચા ખર્ચનો બચાવ થયો થવા લાગ્યો. ભવિષ્યમાં ઘણી શાળા કોલેજો online કરશે. વાલી અને સમાજને ખાનગી શાળા college ના management ઓળખવાની તક મળી ધંધા રોજગારના પ્રભાવને ગણાવજો. એ આર્થિક સ્થિતિ કથળી હતી. ત્યારે એવા વાલીઓનો પગારનું બહાનું કાઢી. બદલ કરવાની ફી ઉતારવાની ઘણા સંચાલકો ઉઘાડા પડ્યા. અત્યારે ઊંચી fee લઈને નફો ઘર ભેગો કરનાર management અપાતી સમયે તેથી fee વધારવા જ વધારવાનું મહત્વ આપ્યું. પોતાની અસરથી બધાને તો કેટલાક management ને સામે પગલા fee ઘટાડી કે માફ કરી પોતાની દિલદારી પણ બતાવી. જેથી વાલી અને સમાજને management ને ઓળખવાનો મોકો મળ્યો. જેથી નક્કી કરી શકાય કે કઈ શાળા મૂલ્ય અને વળેલી છે. કઈ શાળા માત્ર પૈસાના બનેલી છે. કઈ શાળામાં college માં પ્રવેશ લેવાય. કે નહીં. એ level એ વિદ્યાર્થીઓને વાલીઓને ખબર પડી. કોરોના ને કારણે શિક્ષણ પણ થયેલ નકારાત્મક અસરોને કારણે વિદ્યાર્થી વાલી શિક્ષણ સમાજ અને સરકાર વિચારતા થયા. Online education કે અન્ય રીતે શિક્ષણ આપવા. અંગી જાગૃત બને એટલું જ નહીં. અત્યારની પરિસ્થિતિમાં થયેલ અનુભવો ભવિષ્યમાં કોઈ કુદરતી આપત્તિ વખતે ઉપયોગ થશે. એ પણ જાણવા મળ્યું. તો હવે આ વિષયમાં પાઠ્યપુસ્તક શીખવાની પદ્ધતિ અથવા પદ્ધતિ માટે પદ્ધતિના સાધનો વગેરેમાં પરિવર્તન આવશે. જ કોરોનાને કારણે ઉભી થયેલ શિક્ષણ શૈક્ષણિક પરિસ્થિતિ ને પહોંચી પહોંચી વળવા. સરકારે લીધેલા પ્રયત્નોના કારણે

Lockdown માં એક આજે પણ શાળા college university અને સરકાર webinar દ્વારા meeting અને શિક્ષકો કાર્યક્રમ ગોઠવે છે. તેમાં સૌથી સુંદરકામ જી. સી. ઈ. આર. ટી દ્વારા home learning ખ્યાલ આપવાનો થયો છે. જે દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય હશે. જેમાં online સાથે Online ની વાત હતી. અને offline સાથે offline ની વાત હતી. સમયગાળામાં શિક્ષણની ચિંતા વાલીઓ જેટલી જેટલી કરે છે. તેના કરતાં વધારે શિક્ષકો અને સરકારો કરી રહ્યા છે. તે આજે હકીકતમાં બની છે. લાંબુ lockdown અને ત્યારબાદ પણ શાળા college ની નહીં. પૂજવાની બાળકોની ગેર ગેરેજ રહેવું પડ્યું. ત્યારે વાલીઓને ખ્યાલ આવ્યો હશે. કે બાળકોને સાચવવા કેટલા અઘરા છે. અહીં તે તેમને શિક્ષણની અન્ય રીતે કિંમત સમજાય હશે. કે શિક્ષકોને ધન્યવાદ છે. કે સાચવે છે. તેમાં પણ પોતે પોત પોતાના પતિ પતિ પતિ પત્ની નોકરી કરે છે. નોકરી પર જાય છે. તેઓને ખાસ મુશ્કેલી પડી હશે. છોકરાઓને ઘરે કોણ સાચવે અને ઘરે સાચવે તો સાથે lockdown સાથે કામ કેમ કરી શકાય? આમ શાળાઓને બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે એવું નથી બાળકોને સાચવવાનું પણ કામ કરે છે. ઘરમાં રહીને કરતાતા બાળકોને કંટાળા બાળકોને વર્તન વ્યવહારમાં પરિવર્તન આવે જ છે. જેનો આપણને હું બહુ સમય જતા ખ્યાલ આવ્યો છે. વાલીઓ સાથે સૌથી વધારે માર ખાધો હશે. બાળકોએ વારંવાર માર મારવાની વાલીઓને જરૂર પડી હશે. શિક્ષક કોઈ વાર બાળકને મારે તો હવે ફરિ ફરિયાદ કરવાના જવું. આ સમયમાં વાલીને પોતાની સાચી રીત ઓળખવાનો અવસર મળે. બાળકને ક્યાંય કૌશલ્ય છે. કઈ કઈ આવડે તો છે. વગેરે વાલીઓને જાણવા મળ્યું છે. ભારત દેશમાં phone કે computer વાપરતા શીખવું એવું છે. હશે તો એવું પણ બન્યું હશે. કે કેટલાક બાળકોને પોતાના અમ વાલીને computer કે smart phone વિવિધ Function શીખવાડ્યા હશે. જ્યાં શાળા દ્વારા શાળા કે ઘર દ્વારા શીખવવામાં આવતું શીખવવામાં આવતા સ્વચ્છતા ના પાઠ કે બીમારી સાથે લડવાની રીતો વગેરેની અસર વિદ્યાર્થીઓ અને સમાજ પર ન હતી થતી. તે અસર આજે થવા લાગી છે. આજે બાળકને બધી રીતે સામાન્ય બનાવવામાં આવે છે. અને કેવી રીતે સમાજમાં વર્તવું

કરંટ ની સાથે સાથે જ્યારે પણ આપણે જીકે ભણીયે છે. તો બધા ઘણા બધા મિત્રો ખોટા આપ્યા છે તો પંચોતેર મા નંબર નો સ્વાતંત્ર દિવસ પૂછા તો જૂનાગઢ આવે. અને તમ ને પૂછે છે તો તેર માં નંબર નો. તો તેર મો. પ્રજાસત્તાક દિવસ. તો તમારા. તો તમારા આવશે. ગીર સોમનાથ. બરાબર ચલો next પ્રશ્ન ખાલી જગ્યા ખાલી જગ્યા નહીં, પરંતુ આજે symbol એને શું કહેવાય છે? ખાલી જગ્યા શું કેવાય? ચલો આ symbol ને સુ કેવાય છે કમ્પ્યુટર ના થોડા ક્વે question છે. પછી સાહિત્ય ના આવશે. પછી જીકેન આવશે? પછી તમારે આવશે. દરેક પ્રકાર ના question આવશે અહીંયા સાચો answer સુ આવશે અને શું આવશે? અને સુ કેવાય છે આજે સિમ્બોલ છે ને? જેન answer આવડે answer જણાવ શે. અમુક મિત્રો સી લખેલું છે. ઓહોહો. આના મૈ અહીંયા પૂ છે. આને સુ કેવાય તો સાચો જવાબ હાઈ ફોન આઈફોન યાદ રાખ જો શું કેવાય હાઈ ફોન . ને પ્રશ્નો એમ એસ વર્મા પેરેગ્રાફ ના પ્રથમ અક્ષર ને અમુક લાઇન જેવડા મોટા કદ મા દર્શાવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? એટલે કહી શકો. પહેલો અક્ષર મોટો દર્શાવો હોય બરાબર તમારે તો કઈ સુવિધા છે. આ રીતે લખવું હોય પહેલો અક્ષર ને મોટો. તો સુ અવે સાચો આન્સર શું આવશે ચલો કૌન answer આપશે? સાચો અંસ્વેર આવીગયો છે કહેવાય. હવે શું કેવાય? ફાઇલ માં કોઈ પણ શબ્દ ને શોધવા માટે કઈ નો ઉપયોગ થાય છે? લગભગ આ પ્રકાર question ના તલાટી ની exam માં પુછાઈ સકે છે. બિન સચિવાલય માં લગભગ ના પૂછો થોડું લેવલ ઉપર છે. તલાટી જુનિયર ક્લાર્ક પ્રકાર ના પ્રશ્નો પૂછી સકે કે કોઈ પણ શબ્દ ને શોધવા માટે તેનો. શોર્ટ કહી શકાય. શો કૌન answer જેને answer આવડે તે જણાવી શકે છે. સાચો આન્સર શું આવશે? control of એ કોઈ પણ વસ્તુ ને find કરવા માટે કન્ટ્રોલ એફ ફાવશે. કમ્પ્યુટર ના સંદર્ભમાં આજે ફુદ્દી જૈસે આ ફુંધડી ને કયા નામે ઓળખવા માં આવે છે? ફુંધડી જાય છે. જે ફુંધડી ને કયા નામે ઓળખવા માં આવે છે. આ પ્રમાણે ફુંધડી જે છે શું કહેવાય છે ને? જેને ખબર હોય જણાવ શે . આઠસો ચાલીસ મિત્રો લાઇવ થઇ ગયા છે. ચલો ખૂબ સરસ. મેં તમ ને કહ્યું હતું. દસ થી પંદર મિત્રો જો morning વાત કરી હતી.

યાદ રાખ જો આ પરીક્ષા માં પૂછાય છે. બિનસચિવાલય ક્લર્ક દરેક એકમ માટે એસ્ટ રિસ્ક એનું spelling યાદ રાખજો એમએક્સ વર્લ્ડ final print લેતી વખતે બાઇન્ડીંગ સાઇટ ની જગ્યા છોડવા માટે કો નો ઉપયોગ કરવામાં આવે છે. suppose. આ પેજ સે બરાબર આ પેજ ને લખાણ કરેલું છે. બરાબર તો આજે બાઇન્ડીંગ કરવા માટે આ જગ્યા છે. આજે space છે. આ space ને શું કહેવા માં આવે છે અને સુ કેવાય. એવું પૂછ્યું છે

શોલો . પરીક્ષા માં ઘણીવાર પૂછાઈ ગયું. બરાબર ખૂબ જ વખતે પૂછાઈ ગયું છે. જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે. ગટર એરિયા. ગટર. ગટર. કહેવાય એને ગટર બરાબર યાદ રાખ જો . ગટ્ટાર કેવું હોય તો પણ ચાલે. બરાબર open office માં word application જેવું કાર્ય કરતી application કઈ? જે રીતના માઇક્રોસોફ્ટ ઓફિસ આવે છે. બરાબર એમએસ ઓફિસ એજ પ્રમાણે ઓપન ઓફિસે પણ આવે છે બરાબર ઓપન ઓફિસે તોહ ઓપન ઓફિસે ની અંદર જે માઇક્રોસોફ્ટ વર્ડ જે છે તે વર્ડ એની જ application જેવું કાર્ય કરતી જે application છે એને સુ કહેવાય છે ચાલો કોણ જણાવ સે નવસો પાંચ મિત્રો લયવે થાયી ગયા છે સુ કહેવાય

નીચે ના માંથી કયાં સૂત્રો નો ઉપયોગ થશે? તમારે બે વસ્તુ નો સર વાળો કરો. સે બરાબર બાય તું અને સી ફોરનો તો તમે શું કરશો? ચાલો આન્સર આવડે તો જવાબ જણાવો.

એક્સેલ માં visual basic auditor કેવી રીતે OPEN કરી શકાય? એક્સ જશે જેને આપણે કહી શકે. એક્સએલએસ. બરાબર ડૉટ. વોઇસ તો આમજ એક્શન હોય તો આમાં જે excel file હોય તેમાં જે visual basic auditor કેવી રીતે ઓપન કરી શકાય?

ચાલો આન્સર શું આપી રાજ મિત્રો નવસો સાઈઠ મિત્રો છે લાઇવ. નવસો બોતેર મિત્રો લાવશે લાઇક કરવા નું ભૂલી ગયા લાગો છો લાઇક કરવા નું ભૂલી ગયા તો લાઈક કરો.

તેને ગતિ આપવા ની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ને. કયા નામે ઓળખાય છે? બરાબર છે. અને ગતિ આપું તો ગતિ આપવા ની પ્રક્રિયા ને કયા નામે ઓળખવા માં આવે છે. કોઈ પણ object હોય શું કેવાય ને? એક હાજર પચીસ મિત્રો લાઇવ છે.

નાયબ હિસાબનીશ ની બેચો છે. વન રક્ષક ની બે મેચો છે. તમારે જે બેચ મિશન જોઈ તું હોય તો તમે આ નંબર પર કૉલ કરી શકો છો. તમ ને વિશેષતા કહું તો ગુજરાત ની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી મળશે. ત્રણસો કરતા વધારે કલાક ના લાઇવ લેક્ચર્સ મળશે એ રેકોર્ડ રાખો, કુશ મળશે. દરેક લેકચર PDF મળશે. ધ્યાન પબ્લિકેશનના પુસ્તકો નો સેટ મળશે. રેગ્યુલર રીતે મૉકટૅસ્ટ અને topic નું આયોજન કરવામાં આવશે. motivation lecture પર રહેશે તો જે તે મિત્રો ને એડમિશન જો તું અહિયાં કૉલ કરી શકો એડમિશન લાયી શકો છો. ઓઆરજી જીઓ વી ડૉટ કોમ ડોટ એડ્યુ

એબીસી મતલબ શું થાય? અહીં તમ ને. એક્સવાયઝેડ છે એનો મતલબ શું થાય? અહિયાં તમ ને પૂછે કે નો મતલબ શું થાય અને તમ ને પૂછે યા. ડૉટ કોમ નો મતલબ શું થાય? પરીક્ષા માં રીત ના પૂછી શકે છે કે નીચે એકઝંપલાવ્યું શ્યામ. આથી આનો મતલબ શું થાય? તો સાચો આન્સર શું આવશે?